એડ પર કંઈક ડેકોરેશન નો સામાન જેવો કંઈક છે કરેલુ અને એને છે ને અહ બાઉન્ડરી આપેલી છે બ્લુ કલર ના લાકડા થી.

બાજુમાં એક બર્ગર નો ચિત્ર દોરેલો છે અને સાઈડ પર ટેબલ છે અને ઈલેક્ટ્રીક બોર્ડ જેવું પણ ડેખાવામાં આવે છે.

અમુક મોટા માણસો વાત કરતા પણ નજર આવે છે કોઈ ફોન પર તો કોઈ એકબીજા સાથે.

મુક લોકો રમતા અમુક લોકો વાતો કરતા ને બેસેલા અને એવું અલગ અલગ લોકો દેખાય છે.

ચિત્રમાં તમે જુઓ તો આ એક પાણી વસર થાય છે તેવું દેખાય છે.

અહીંયા તમે જુઓ તો આ એક શોપ જેવું કંઈક દેખાય છે જેમાં બહુ લાંબો એક કાચનો મૂકેલું છે.

નીચે કંઈ ઈલેક્ટ્રીક બોર્ડ દેખાય છે જેમાં વાયર અટેચ છે અને કંઈક ડિસ્પોઝલ જેવું પણ દેખાવામાં આવે છે.

ચિત્રમાં તમે જુઓ તો આ એક પેટી જેવું નજર આવે છે જે કાચનું છે અને એને છે ને બહારથી બે તાળું મારેલું પણ દેખાય છે.

અંદરની ઓર સિમેન્ટની વસ્તુ બનાવેલી છે જેમાં ડિઝાઇન કરેલું છે.